હઅ હ બસ જો બધુ સરસ છે કેમ છે તને? હઅ હ કઈ નઇ જો બસ હમણાં થી તો રીચાર્જ ના ભાવ થોડા વધે છે એનું થોડું પ્રોબ્લેમ થઈ છે બાકી તો બસ જો ચાલ્યા હ હ હ હમ અને બધા માં

કાઢ્યું તું, પણ પછી મને કઈ ખ્યાલ નથી, અને જીઓ વાળા એ એવું કર્યું કે પેલા પોતાની જે રિલાયન્સ કંપની હતી તેને દૂર કરી ને પેલા જીઓ અ લોંચ કર્યું અને જીઓ ના જ્યારે સીમ મળતા ત્યારે મફત માં મળતા તને ખ્યાલ હશે હઅ, હઅ અને અ પેલા જીઓ મફત માં મળતા, ઍટલે બધા તેની તરફ આકર્ષાય ને પોતાનું જે જૂનું કાર્ડ હોય એ બંધ કરી અને નવું સીમ કઢાવત, અને હવે, હવે અ હવે એવું થાય છે કે જીઓ માં ભાવ એટલા વધી ગયા છે કે અને લીધે બીજી બધી કંપનીઓ પર બહુ ફટકો પડેછે હઅ, મે હમણા ન્યુજ માં વાંચ્યું, કે હા એજ ને મે ન્યુજ એ જ વાંચ્યું તું કે કર્મચારી ને પગાર ભી નથી મલતો ને એમના મોટા ભાગ ના વીસ થી ત્રીસ હજાર કર્મચારીઓ એરટેલ ના સાવ ઘરે નવરા બેઠા છે હમ અને એની જગ્યા અત્યયારે એક વી આઇ માં એક સારી ઓફર છે, કેમકે વી આઇ માં આપડે સ્ટાર્ટ કરાવીએ ને તે એમ રેટ માં અનલિમિટેડ નેટ મલે અને અમ હમ અમ સરખું નેટ ને સારું નેટ છે રાતે અનલિમિટેડ છે, અને આખા વીક નો જે બધો પ્લાન હોય એ વીકેન્ડ માં આપણ ને વાપરવા મલે

હમ એ જ ને કે વી આઇ માં થોડી સારી ઓફર છે, અ વી આઈ નું આપડને રાત ના નેટ ભી વાપરવા મલે છે, અને અ થોડુંક સારું છે અને રાત ના આપણ ને નેટ વાપરવા મલે અને વીકેન્ડ માં આપણ ને જે વધ્યું ઘટ્યું નેટ હોય એ વાપરવા મલે હઅ હ જો એવું મને સાંભળવા મળ્યું તું કે જેવુ જીઓ બાર પડ્યું કેમકે અત્યાર સુધી એવી એકે ભી કંપની નથી, કે જે હા જો હમણાં તાજેતર નો જ એક જીઓ વાળા એ એક અ બાર પડ્યું છે કે, આપડે ખાલી એક રૂપિયો, એક રૂપિયો આપડે ભરી એ ને તો ત્રીસ દિવસ સુધી રોજ નું સો એમબી નેટ આપડને વાપરવા મલે આવું જીઓ વાળા કરી બતાવ્યું છે આવું બીજે કાઇ કંપની કરી ના શકે, અત્યાર સુધી માં કોઈ એ કર્યું નથી આવું

કાઢી બતાવ્યો હતો, અને અ બધા માટે તે સરખો ને સારો ને સસ્તો ભી હતો

કેમકે ભાવ ડાઇરેક્ટ ના વધારી શકાય તમે ધીરે ધીરે ભાવ વધારો તો ચાલે હમ સોરી પણ એનો મને બોવ કી ખ્યાલ નથી પણ જીઓ વાળા એ પોતાનું માર્કેટ જ એવું ઊભું કર્યું છે અત્યારે સામાન્ય થી સામાન્ય જે માણસ હોય તેની પાસે પણ જીઓ નો મોબાઈલ હોય છે જીઓ નું નેટવર્ક હોય છે, આપડે દસ જણા ને પૂછીએ એમાંથી આઠ જણા પાસે જીઓ જોવા મળતા હોય છે, તે લોકો જીઓ જ યુઝ કરતાં હોય છે, કેમકે એમા આપડ ને વોઇસ કોલ ફ્રી મલે છ, અનલિમિટેડ આપડે વાત કરી શકી એ છે. સો એસએમએસ ફ્રી મલે છે, નકર પેલા કેવું થતું કે આપડે ફોન કરવા હોય કે કઈ પણ કામ હોય તો આપડે પૈસા ભરવા પડતાં, ખ્યાલ છે કે? આપડે

હઅ એની બદલે અતારે બધુ ફ્રી થઈ ગયું છે અ એટલે આજ એવી એક કંપની છે કે જેણે આટલું બધુ ફ્રી માં બધુ બાર પડી અને હવે તે જ ભાવ વધારી રહી છે અ ના લોકલ કોલ માટે પૈસા નઇ, પણ સામે વાળ ને જો જીઓ કાર્ડ હોય તો જીઓ તો જીઓ આપડે ફ્રી વાત કરી શકીએ અમ મારા ખ્યાલ થી હું પ્રીપેડ કરાવતી તીઅમ મારા પ્રીપેડ ના ભાવ વધ્યા છે જે મારે રીચાર્જ છસો રૂપિયા માં થતું તું ઈ હવે મારે સાડા સાતસો રૂપિયા માં થાઈ છે

હઅ પોસ્ટપેડ માં કેવી રીત ના હોય છે બેન? ખ્યાલ છે મને કઈ એનો કઈ ખ્યાલ નથી

ઈ તે પેલા યુઝ કરવાનું અને મંથના એન્ડ માં બિલ આવે તે રીતે ભરવાનું ઓકે તો મંથ ના એન્ડ માં આપડે જેટલું વાપર્યુ હોય આટલું બિલ આવે

હા કેમકે હું તો પેલે થી પ્રીપેડ જ કરાવું છુ ઍટલે પોસ્ટપેડ ની મને કઈ ખ્યાલ નથી

કદાચ પોસાય એમ ના હોય તો એ લોકો પછી પોતાનું માર્કેટ થોડું ઓછું કરી દેય તો પછી એ લોકો ના કર્મચારી ઑ છે પેલા જે બધુ અ અગાઉ બધુ રાખી ને બધુ મૂકેલું છે તે બધુ તો એમને પડ્યું જ રે ને અને જીઓ વાળા નો તને ખ્યાલ હોય તો, એ લોકો મોબાઈલ થી એન્ડ્રોઇડ મોબાઈલ બાર પાડેલો કીપેડ નહિ એન્ડ્રોઇડ મોબાઈલ બાર પડેલો અને સસ્તો હતો, પણ એની સામે વિવો, ઓપ્પો ઑ રિયલમી ને એ બધી કંપની ઑ એ એવા એવા મોબાઈલ બાર પાડ્યા ને કે આનું કી ગજું જ ના આવ્યું હઅ પણ હમણાં એના મોબાઈલ ના ચાલ્યા પણ હા સીમકાર્ડ માં તો એણે પોતાનું માર્કેટ બનાવી ને જ રાખ્યું છે, કેમકે સીમકાર્ડ માં એ અવનવી ઓફર વારંવાર આપતુવ આપતું રહે છે સીમકાર્ડ જીઓ નું એવું છે કે જીઓ નું સીમકાર્ડ તમને સરળતા થી ગમે ત્યાં મળી જાય અને તે વાપરવા માં ને એમા સેલું પડે છે પણ એના ભાવ એક હમણા થી થોડા વધ્યા છે હમ અને વીઆઈ માં રાત ના નાઇટ અનલિમિટેડ મલે કેમકે આપડે કી મૂવી કે એવું ડાઉનલોડ કરવું હોય તો બાર વાગા પછી મૂકી દઈએ તો એ થઈ જાઇ હ મ, નકર બીજા બધા માં એવું થઈ કે બાર વાગા પછી તમે યુઝ કરો તો બીજા દિવસ નું વાપરવા મંડે અને હવે બધા અમ જીઓ નું એવું છે કે, જીઓ નું તમે ગયા જાવ ને તો ગમે ત્યાં એનો ટાવર આવે ઈવન ગામડા માં ભી જીઓ નો ટાવર તો આવે જ ને એની જગ્યા એ સામે બીજી કંપનીઑ નું એવું છે કે ટાવર આવે ના આવે, જીઓ ના ફાયદા ભી છે જીઓ ટેલિફોન ના અને ગેર ફાયદા ભી છે.

અમ હું તો અત્યાર સુધી જીઓ જ વાપરતી તી પણ અત્યારે હું છસો રૂપિયા નો પ્લાન કરાવતી તી, ને અત્યારે એ પ્લાન સાડા સાતસો રૂપિયા માં થઈ ગયો છે, ને મારે જ્યારે નેટ ની જરૂર પડતી ને મારે નેટ નું વધારે કામ હોય, તો હું નેટ ની જરૂર પડે ને ત્યારે પચાસ રૂપિયા નું છ જીબી નેટ આપડે જયા સુધી છ જીબી પૂરું ન થાય ત્યાં સુધી, એવી રીત ના પચાસ રૂપિયા નું આવતું તો અત્યારે એના ભી બાસઠ, ત્રેસઠ રૂપિયા થઈ ગયા છે, ને હું પોસ્ટપેડ ના કરાવી શકું કેમકે મારે નેટ નું વધારે હોય ને એક મારે, મારે તો નેટ વાપરીએ ને તો ખબર પડે કે બિલ તો કયા સુધી પોચ્યુ ને એક આમ લિમિટ હોય ને કે આટલું જ વાપરવાનું છે તો આપડે અ પેલે થી જ વાપરવા માં થોડું ધ્યાન રાખી એ ને રાત ના વધારીએ. હઅ અને મારે બધુ નેટવર્ક થ્રૂ જ કામ હોય છે, ઍટલે મારે થોડો પો પોસ્ટપેડ માં પ્રૉબ્લેમ પડે હા હજી એરટેલ ની કંપની એમ કઈ એ ને તો કે થોડી અ લો પડતી જાય છે, પણ એના કર્મચારી ઑ બધા બોવ હેરાન થાઈ છે આ જીઓ ના લીધે તેનું માર્કેટ થોડું ડાઉન થઈ ગયું છે અને, એમ વાત સાંભળવા મળી છે કર્મચારીઓ પાસે ખાવાના ભી પૈસા નથી કેમકે તે લોકો નો પગાર હજી થયો જ નથી હઅ ઓફિસ પણઅ ધીમે ધીમે બંધ થવા લાગી છે, અમ કેમકે તેના કર્મચારીઓ એવા છે કે જે હવે તેનામાં કામ કરવા માગતા નથી. અને કામ કરવા માંગે તો એ લોકો ને કામ મળતું નથી

તેની બદલે જીઓ નું એવું છે કે, જીઓ માં તમે ગમે ત્યાં બેસો ક્યાંક જ એવું હશે કે જે જીઓ નું નેટ ના પકડાય બાકી, જીઓ નું નેટ તો પકડાય જ છે હમ નકર અ પેલા એવું હતું કે આપડે પૈસા દઈ ને પછી જીઓ વાળા એ બાર જ એવું પડ્યું છે કે પેલા જો મણસો પૈસા દઈ ને બાર વાત કરતાં એના બદલે આપડે ફ્રી કરી આપો, હ બધા નેટ આટલું બધુ મોંઘું છે આપડે સસ્તું કરી આપો, એવી રીત ના પેલા બાર પડ્યું એટલે બધા તેની તરફ આકર્ષાઈ રહ્યા, અને બધા એ લગભગ દરેક ઘર માં એક નહિ તો બે તણ નહિ તો કઈ નહિ પણ, એક જીઓ સીમ તો લીધું જ હસે દરેક ઘર માં એક એવું ઘર નહીં હોય જેની પાસે જીઓ નું સીમ કાર્ડ ના હોય હઅ અને જીઓ વાળાએ પોતે નફા નું પ્રમાણ ઓછું રાખી ને જે નાના વર્ગ સુધી ના જે માણસો છે તેને થોડી સહાય મળે, અ તે સરળતા થી બધુ યુઝ કરી શકીએ કેમકે સાતસો પચાસ રૂપિયા માં મોબાઈલ અત્યારે કોણ આપે અપણ ને, ને નેટ ને એવો બધો અને નાના માણસો એ સરળતા થી લઈ સકે, એને તો બીજું કાઇ કામ ના હોય આ પડી જેમ અ ઇન્સ્ટાગ્રામ કે એવું બધુ કાઈ કામ ના હોય, એને તો બસ રાત ના થોડીવાર નવરાશ ના પળો માં બસઅ એના જૂના જમાના ના ગીતો સાંભળવા હોય, તો એ તો તમે સો એમબી માં અ ઘણું બધુ કરી શકો, સાતસો પચાસ નો મોબાઈલ અને રૂપિયા માં દરોજ નું સો એમબી આપે કોણ? એક મહિનો સુધી ને નાના માણસો સુધી માટે અને નાના માણસો ના યૂ, વપરાશ માટે બોવ જ જીઓ સરળ છે અમ ફેસબુક નું તો મને કદાચ કઈ બોવ ખ્યાલ નથી મને તો આ જીઓ એક ને હું બધા ન્યુજ વાંચતી હોય ઍટલે મને એનો ખ્યાલ છે કે જીઓ નું માર્કેટ ઑમ સારું છે અને એના પૈસા વધવા ના લીધે થોડીક પ્રૉબ્લેમ પડે છે, ને એની સામે આપડે બધુ બીજા કંપની ઑ નું જોઈ એ તો બીજા કંપની ઑ માં આટલું બધુ કાઇ ખાસ છે નહિ એક વીઆઇ નું થોડું સારું છે કેમકે રાત ના અનલિમિટેડ નેટ વાપરવા મલે છે, ને વીકેન્ડ માં બધો વધ્યો ઘટ્યો જે બધુ હોય જે ડેટા એ વાપરવા મલે છે

અ છા, એવો કશો આમ ખ્યાલ ના હોય આપડ ને કેમકે કામ આપડું જડપ થી બધુ થતું હોય ઍટલે અછા, હા એવું તો ઘણી વાર થાતું હોય ટેલીફોન માં કેમકે પેલા આપડે યાદ હોય તો વોડાફોન આવતું અને આઇડિયા આવતું એ બંને કંપની ના અલગ અલગ સીમ આવતા હવે એ બંને કંપની મર્જ થઈ ગઈ છે ઍટલે વોડાફોન નો વી અને આઇડિયા નો આઈ એ બંને મિક્સ કરી ને વીઆઈ નામ નું કાર્ડ બારે પડ્યું છે ખ્યાલ છે? ઍટલે આવું તો ઘણું થતું હોય.

અને તેના બધા જે પેલા વોડાફોન ના ને એના બધા જે અ જે બધા રુલ્સ, રેગ્યુલેશન હતા એ હવે આમાં વીઆઈ નાખી દીધા અને વીઆઈ માં આઇડિયા કંપની નો હાથ થોડો ઓછો છે એની બદલે વોડાફોન નો હાથ થોડો વધારે છે, અને વીઆઈ કંપની ઑમ જોઈ એ તો સારી છે, કેમકે એમા બે કેમકે જીઓ માં આપડે જોઈ એ તો એકજ માણસ નું મગજ દોડે ને વીઆઈ માં આપડે વિચારીએ તો બે માણસ ના મગજ દોડે ઑમાં એકજ માણસ વિચારવાવાળો હોય, એકજ કંપની વિચારવા વાળી હોય એમા વીઆઈ આપડે થોડું ઘણું વિચારીએ તો બે કંપનીઑ વિચારવા વાળી બની જાય હા એ વાત તો સાચી જ છે ને કે જીઓ વાળા એ આટલી બધી ઓફર ને એ બધુ બાર પાડ્યુ કે, એની ટોચ માં તો કોઈ ના આવી શકે હમ, હ એટલે હરીફાઈ ના ચાન્સ તો ખુબજ વધારે છે, હરીફાઈ માણસો, કેમકે એ બધા ને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો હરીફાઈ તો કરે જ જો જીઓ ના ગેરફાયદા ભી છે અ ફાયદા ભી છે ઍટલે આપડે વિચારવાનું કે આપડે શું કરવું

હમ, અરે વેલકમ, વેલકમ એમ સુ ચાલ આપડે પછી વાત કરી એ મારે થોડું કામ છે

આજ નો આપણો topic છે પ્રારંભ. કેતન દોઢ વર્ષ લાંબા સુખ માંથી જાગી ગયો. ખેતન નો સ્વામી ની ગુફા માં બેઠા બેઠેલો કેતન ઉભો થયો

જામનગરની આખી દોઢ વર્ષ ને યાત્રાએ ગુરુ જીએ સર્જરી એક માયાજાળ જ હતી. કેતનના જીવનમાં જામનગર ના જે પણ પાત્રો આવ્યા એ બધા જીવન ના આ જીવન દરમિયાન પરિચયમાં આવેલા અને પૂર્વજન્મ. એની સાથે જોડાયેલા પાત્રો. આ એક સપના જેવી હતી એ કુટિર માંથી બહાર નીકળી ને જંગલ ની કેડીએ કેડીએ બહાર આવી ત્યાંથી ચાલ તો ચાલ તો મુખ્ય બજારમાં આવી ગયો. હતી એણે special taxi કરી અને દોઢ કલાક માં હરિદ્વાર પહોંચી ગયો ઋષિકેશ હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીચ ટ્રાફિક રહે છે. એટલે taxi એ વધારે સમય લીધો ઋષિકેશ માં કેટલું રોકાણ થશે? એને કોઈ ઘટના ન હતી એટલે return ટિકિટ લીધી ન હતી. એ સૌથી પહેલા હરિદ્વાર રેલ્વે સ્ટેશન પહોચ્યો. એના સારા નસીબે અમદાવાદ સુધી તો first ક્લાસ ની રેલવે ટિકિટ મળી ગઈ. એ દિલ્હી જઈ ને flight માં પણ અમદાવાદ જઈ શકતો હતો, પરંતુ એણે એવી ઉતાવળ ન હતી અહીંના વાતાવરણ આધ્યાત્મિક ઓ માં હતો ચાલો અમદાવાદ સુધી પહોંચી જાઓ પછી સુરત માટે સાંજે ઘણી ટ્રેનો મળી રહેશે. કારણ કે યોગ. યોગા express ટ્રેન જો આવતીકાલે બપોરે સાડા ત્રણ આસપાસ અમદાવાદ. પોહવની છે હરિદ્વાર થી ટ્રેઇન હજૂ સાંજે ચાર વાગે ઉપાડતી હતી હજુ તેને જ્યોતિ ની આસપાસ એક કલાક હતો. સવાર થી જામ્યો નહોતો. કકડીને ભૂખ લાગી હતી ને સૌથી પહેલા સ્ટેશનની નજીક ના ગુજરાત ભવનમાં જઈ ને ભોજન કરી લીધું યાત્રાળુઓ ના કારણે ધર્મશાળા માં ભીડ પણ બહુ ચાર વાગે ટ્રેનો ઉપડી એ સાથે જ કેતન ફરી પાછો વિચાર માં પડી ગયો. એની સાથે જે કઈ બન્યું હતું એ સમજવા માં ન હતું ન હતું. એ ઘડી માં પોતા ને જામનગરનો કે તમે સમજી બેસ તો હતો તો ક્યારે કરેં? સુરત ને વાસ્તવિકતા માં પાછો આવી જતો હતો. એના મન માં એક વિચાર આવ્યો. એણે એના પપ્પા આ જગદીશભાઈ ને phone કર્યો. પપ્પા કેતન બોલો તમે ક્યાં છો? અત્યારે કેતન થી પુછાય ગયું અત્યારે તો office માં જ હોઉંને કેમ કે કઈ કામ હતું તું તો અત્યારે ઋષિકેશ માં જ છે ને? પાપા એ પુછ્યું હા પાપા ઋષિકેશ માંજ છું કે તને બીજી કોઈ ચોખવટ ના કરી કે નીકળી ગયો એ પછી એને જાનકી ને phone કર્યો. હજુ એના મગજમાં બેસતું ન હતું કે એના લગ્ન જાનકી સાથે થયાજ નથી. આટલો મોટો ખર્ચ કરી ને માટુંગા પોતે પરણવા માટે ગયો. અરરે દુબઇ જાયઈને ત્રણ દિવસ honeymoon enjoy કર્યો. અને સ્વામીજી કહે છે કે બધી માયાજાળ હતી આ લગ્ન થયા જ નથી. એને જાનકી ને. રે જાનકી તું ક્યાં છે અત્યારે કેતન ને પૂછ્યું રી સુ વાત છે આતો કેતન નો અવાજ છે આટલા સમય પછી તમ ને મારી યાદ આવી સાહેબ. આજે તો મારા નસીબ ખુલી ગયા. અમે અઠવાડિયા પહેલા જ સમાચાર મળ્યા કે તમે અમેરિકા થી ઇન્ડિયા પાછા આવી ગયા છો પરંતુ તમારો નવો નંબર મારી પાસે હતો નહીં. phone પણ કેવી રીતે કરવો? જાનકીએ મીઠી મીઠી ફરિયાદ કરી કેતન વધુ સમજી ગયો અને કાંઈ પૂછવા જેવું રહિયું જ નહિ હા, એક મહિના થી ઇન્ડિયા. આવી ગયો છું આતો તારો નંબર check કરતો હતો કે નંબર બદલ્યો તો નથી ને? કેતન બોલિયું મારો નંબર કેવી રીતે બદલાય? સાહેબ તમારા જૂનો તમારો જૂનો નંબર મે try કરેલો પણ service નથી. એવું આવતું હતું જાનકી બોલી તારી અને મમ્મી પપ્પા ની તબિયત સારી છે કેતને જાનકી ને પ્રેમ થી પૂછ્યું હા કેતન બધાની તબિયત. સારી છે.

પોતે વારાણસી માં ડૂબી ગયો હતો અને આખો પરિવાર છેલ્લે વારાણસી માં જ હતો ત્યારે કોઈ વારાણસી માં જાનકી પણ મુંબઈ માજ છે હવે અસલ કેતન બોલ્યો આજે બે વરસ પછી તારો આવાજ઼ સાંબડવા માંડ્યો અમેરિકાથી આવી ગયો હા એક મહિનો થયો સુ કરે છે આજ કાલ તું અડાજણ એરિયા માં bike ની agency છે મલિક ની દયા થી સારી ચાલે છે આ બાજુ નીકળે તો આવજે અડાજણ આવીને phone કરીશ તોહ હું લેવા આવીશ હા ક્યારેક હવે તોહ અહીંયા વધુ રાજકોટ માં નહિ પરંતુ સુરત માંજ હતો કેતન એ આશિષ uncle ને phone કર્યો આશિષ uncle કેતન બોલું હા બોલ કેતન મજા માં ભાઈ આજ કલ ક્યાં ચો uncle કેતન બોલિયો તમારું તોહ વારં વાર બદલતુંજ રહે છે બિસ્તરા~બિસ્તરા પોટલાં તૈયારજ રાખવાના અત્યારે વલસાડ છું કઈ કામ હતું ના uncle મને કોઈને કહીંયુ કે હશીશ uncle જામનગર બાજુ છે એટલે જવા માટે phone કર્યો કેતન બોલું આપણને સાઉથ ગુજરાત સિવાય બીજે ક્યાંય ના ગમે ઠીક છે uncle બસ એ જાણવા માટેજ phone કર્યો તો કહીને કેતન એ phone cut કર્યો સ્વપ્ન અવસ્થામાં આશિષ ઊકલે કેતન એમને ખુબજ મદદ કર્યો એ જામનગરનો છે અને સુરત અભ્યાસ કર્યા પછી અત્યારે એ જામનગર માજ set થયી ગયો જયેશ એ ઝવેરી ના નંબર પર આ જવાબ મોકલ્યો

મારા દિવ્ય ગુરુજીએ એવી રીતે એવી માયા જાળ રચી કે જામનગરમાં આ બધું સત્ય છેકે સપના કયી ખબરજ પડતી નથી હું જામનગરમાં હતો એ સ્વપ્ન હતું તે અત્યારે ટ્રેન માં બેઠો છું એ સ્વપ્ન છે કેતન એ બૌ વિચાર્યું એનું મગજ ખરે ખર બહેર મારી ગયો હતો એની પાસે first class AC ની ટિકિટ હતી એ પોતાની birth ઉપર આડો પડ્યો બિચારા ને છોડતા ન હતા પોતાના પૂર્વ જન્મ ના જમનાદાસ સ્વરૂપે પુતે કરાવેલ નું પ્રાયશ્ચિત કરવા માટે ગુરુજીએ એના આત્મા ને શુંસમક જગતમાં જામનગર મોકલી એના પોતાના પાપો ને બાળી નાંખ્યા અને પોતાની યોગવીદ્યાથી પ્રાયશ્ચિત પણ કરવી સ્વામી અભ્યદા~અભ્યદાનંદ જીયે તેનેટ શુંસમ જગતમાં ખેંચીને માત્ર અડધા કલાકની ઊભી કરી હતી જમવાનો order લેવા માટે waiter આવ્યો એટલે કેતન એ જમવાનું લખાવી દીધું સાડા આઠ વાગે જમવાનું આવ્યું એટલે કેતન એ જમી લીધું સ્ટેશને આવીએ એટલે નીચે ઉતરીની બે ચાર આંટા માર્યા ને પગ છૂટા કાર્ય રાતના દસ વાગવા આવ્યા હતા એટલે એને હવે સુઈ જવાનું કર્યું હવે સમીથી સાથે ની પણ એમ ન હતું સ્વામીજી એ સ્પષ્ટ કર્યું તું કે અવે આ જન્મ માં ધ્યાન મારા વારં વાર વાંચન નહિ શુંસમ જગતમાં હતો એટલા માટે અને જયારે પણ તું ઇચ્છે ત્યારે હું તારી પાસે આવી શકું આ મારી પોતાની ઈચ્છા થશે ત્યારે હું સામે થિ આવીશ વિચારો માં ને વિચારો માં એ હુંઘી ગયો પાંચ વાગે આંખ ખુલી ગયી એટલે એ દયાન માં બેસી ગયો પાંચ માળા આ કરવાનું સવામીજીએ કહેલું પરંતુ પોતાની પાસે માળા ન હતી તેની માયાવી માળા માયા માં હોંગડી ગયી સુરત જયીને એ નવી ખરીદવીપડશે સવારે સાત વાગે સ્ટેટીન આવ્યું એટલે નીચે ઉતરીને એને સ્ટોલ ઉપર થી ચા પીધી બપોરે બાર વાગ્યે પાલન પુર સ્ટેશન એ જમવાનું આવ્યું એટલે જમી લીધું ટ્રેન હેમદાવાદ સ્ટેશન એ પોહચી ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા સુરત જવા માટેની સાંજ પછી ઉપડવાની હતા હજુ ચાર પંન્ચ કલાક પસાર કરવાના હતા એર્ને બહાર નીકળીને રીક્ષા કરી અને the hotel પર પોહચી ગયો રીક્ષા વાળા ને પાંચ મિનિટે ઉભા રહેવાનું કહીંયુ વારાણસી જતી વખતે એનું આખું family the hotel માં રોકાયું હતું એ એને યાદ આવ્યું તા reception counter ઉપર જાયઈ ને એને પૂછ્યું ઓગણીસ તરીકે સાંજે જામનગર થી કેતન સાવલિયા family અહીં આવ્યું હતું ત્રણ room book કરવી હતી જરા check કરો ને કેતન બોલિયો Reception counter પર ઉભેલી રાજસ્થાની દેખાતો છોકરો duty પર હતો એને register check કર્યું નહિ sir કેતન સાવલિયા નામ ના નહિ સર કેતન સાવલિયા नाम का कोई customer ઓગણીસ તરીક કો ुनिस तारिक को हमारे यहाँ ठहरा नहीं है receptionist બોલ્યો ok thanks કહીને કેતન બહાર નીકળી ગયો રીક્ષા માં બેઠા બેઠા એને અચાનકજ જામનગર જવાનું નિર્ણય લીધો તમારી જાતને સફળ થતી કલ તો કઈ પણ કાર્ય પહેલા તમને સ્પષ્ટ સમજવું ખુબ જરૂરી છે. પશ્ચિમની જાત થી જયારે પૂછવામાં આવ્યું એકાદ તેમજ કલ્પના કરી હતી તેને લાખો અઠવાડિયે દર મહિને હજારો લોકોં સામે તે અત્યંત શાંતિ થી ઉત્તર આપ્યો અને આ બધા થી બિલકુલ કારણ કે હું પાંચ વર્ષની ઉંમર હતી ત્યારથી જ બનવાની કલ્પના કરી રહી હતી અસફળતા મેળવવા માટે મહેનત કરી. તેની એજ જ કારણ હશે કે બોવ નાની ઉમર થી પોતાનું ભવિષ્ય power full ચિત્ર એ જોવા લાગી હતી વિશ્વ કક્ષાના ઉદમતમાં જેવા દેખાવ કરવા માંગતા હતા તેને એક સચેત્ર પોતાની નજર સામે રાખતા પછી કોઈ પણ મુશ્ક્લી તેઓને કુદકો મારી સીગત પોતાની શક્તિ સૌથી ચોંકાવી દેતા તેની જ ખિલાડી તમામ સફળ બાદ જ સફળતા મેળવી શકે તેમાં પોતાની મનને આંખની સામે સાકાર થતા જોતા હોય છે આ ઘટના કે જેને તરીકે ઓળખવામાં આવે છે અભિનેતા મળતું નથી બાળપણ થી કે આજ સુધી પણ એને એ આજના તમારા સમજવા માટે કર્યો છે હું જે કહેવા મંગુ છું એ સ્પષ્ટ છે માણસ ચિત્ર એટલે કે મૂલ્યાંક મે આંતરિક ચિત્ર એટલે કે inar તરીકે ઓળખવામાં આવે છે આપણા સબંધો આપણે કરાયું અને મેળવતા હોયી બધા માટે

યુવાનીમાં કોઈ પણ બાબત ની ટીકા થઈ હોય તો આપણને નકમાં છીએ એવી કોઈ આપણામાં fillings બરબાદ કરી હોય એવી ઘટના ચિત્ર રૂપે આપણા ખાતી જતી હોય છે પછી આપણી આ image સાથે બંધ બેસે તેવા સંજોગો આપણા જીવનમાં ઉભા

અને પોતાની જાતને અપમાનિત થતી અનુભવે છે તેવું બને છે ભવિષ્યમાં ક્યારેય અભિપ્રાય આપવામાં આવે છે ત્યરે બળવાની બોલવાની જરૂર હોવા છતાં પણ ન સુધરો મને અનુભવ યાદ છે જયારે તમને ખુબજ નાણાં લાગે પેલું વારસો જૂનું તમારા મનમાં જીવનમાં પણ તો તે અસર પેલા કરે છે એટલે આમ બને છે કમ નસીબે આપણે ઘણા લોકો બાળપણ માં નાના ચિત્ર update કરતા નથીં તેથીં તેઓ નિષ્ફળતાના પરિણામ મેળવે છે આમ ના થાય. તે માટે technic છે એ હું આપું છું તમને જે જીવનમાં તમારા ક્ષેત્ર માં ચમત્કારી પરિવર્તન લાવશે અને બધા ના ચિત્રો બાળપણ પાર આધારિત હોતા નથી. આપણા કામ કે સંબંધોમાં આપણે પણ કેટલાક માણસ ચિત્ર કરતા હોયે છીએ આવા ચિત્ર પાછળ નું કારણ ગમે તે હવે તે વાત ની ખાતરી રાખીયે તેને control કરી શકસો તો તમને તેમને બદલી સક્સો એક નાનકડો પ્રયોગ કરીયે તમારે મનપસંદ flavor વાળા ice cream ના એક કોન વિશે વિચારો જે તમે માણસ રીતે કલ્પી શકો છો મને ખાતરી છે કે તમે કરી સક્સો માનો કે કોઈ પણ હાથી વિશે વિચારો ગુલાબી રંગના હાથી ના હાથી નું માણસ ચિત્ર કરી શકે હવે ફરીથી હવે ice cream ના ચિત્ર નું process કારો તમે કરી સક્સો ચોક્કસ હું કહેવા માંગુ છું કે મને સમજાવી હું મારા મન પાર કબ્જો જમાવટ માણસ ચિત્ર અંગે તો તમારો control છે પરંતુ તમે જયારે Kansansil માંથી ત્યારે કેટલાક ચિત્રો તમારું મન ક્યાં જાય છે ભૂતકાળના સંગ્રહ કરેલા ચિત્ર તમારા જુના અનુભવો કરીને તમારી સામે રજુ કર્યો છે. જુના ચિત્રનું અર્થ બદલી કાઢો જૂનો અનુભવ તમે ગમે તેટલા નિરાશા જનક કે કષ્ટદાયી પાર પણ એના ઇન્કાર તે તદ્દન ખોટું છે તમારે આ અધ્યાય વચ્ચે જ ટીકા કરી હતી એ હકીકત છે જે બદલવાની નથી તમારે આ ઘટના આ રીતે બદલે છે મારી ટીકા થઈ હતી ત્યરે મેં તેનું અર્થ ઘટન કરેલું હું નકામો છું મારા અભીપ્રાય ની કોઈ કિંમત નોતી એક બાળકનું ઘાટાં હતું હવે પુક્ત થયા પછી એકજ અનુભવ અર્થઘટન તમે કરી શકો છો. કે શિક્ષક નો અભિપ્રાય મારા શિક્ષણ નો ભાગ પણ મારે intelligent એ નકી કરી છે કે મારે સત્ય પાર કોઈ ટીકા નોતી જયારે પણ ચિત્ર વચ્ચે લાગણીઓ કાર્ય કરો ચો તેમને આ ચિત્ર બેસે એ જે ઉત્પન્ન એટલે સૌ થી પહેલું કામ કરેલા પરિણામો નું પાસિટલ આપે છે આપણે જોય તેવુંજ બનતું હોય છે તમે જાણો છો કે તમે મોટા ભાગના લોકો શહેરોના લોકો અને કદાચ નહિ માનો પણ અનેક નવા સંરક્ષાનો બને છે તે અનેક સરક્ષાનો બેસાડે છે એટલે ત્યારે કોઈ વ્યક્તિની સામે તમે એક મહેનતની spich કહ્યા છો ત્યારે કેટલાક કેટલાક પદાર્થો છે Audience સામે Derelip હોય તે નકી કરે છે વડે છે એઓ ભય તમને ઠઠદાવે છે.

કે તેઓ અત્યંત આતુર વિશ્વાસ થી પોતાની વાત લોકો સામે રજુ કરી શકે Audience ને એકેય શબ્દ સાંભરે છે. મુચ કરીને લોકોને હસાવે છે તેમની સામે Speech પુરી થયા પછી અભિનંદન આપવા માટે મળી રહ્યા છે તમે વિચારી શકો છો ક્યાંય માનસિક image કોઈ પણ સફળ બનવા મદદ રૂપ થાય છે માટે જોકે એ વાત પણ સાચી છે કે આવાજ ક્ષેત્રમાં સર્વસ્થાન ઉભીરજ રાખી તો આવાજ પ્રસિદ્ધ ઉપજનો ધ્યાન કેન્દ્રિત કરીને કરી શકો છો બાળી ગયા છે સફળતા તરફ દોડી જાય છે માણસ ચિત્ર product ચિત્રનું કે તમારે સતત જાત નું સફળ ડરિયા વગર નામ ન તોહાય એ સંબંધો ને કરી શકાય કક્ષની સફળતામાં ચિત્ર રચો

મને એનું શ્રેષ્ઠ કામ કરવાદો મારા મન પાર કબ્જો જમાવી રહ્યા છે તેના પાર મેજ control કરાવ્યો છે આવી જો તમે તમારા ચિત્ર તમારા મનમાં

તમારા જીવન માટે એવા લોકો થી આકર્ષ રીતે જે તમારા negative ચિત્ર બંધ બેસે છે જેના મૌખિક ધ્યાન કેન્દ્ર શ્રેષ્ઠ સાબિત કરી શકો છો કે જયારે ધ્યાન દયને બોવ બધી બાબતોને એક સાથે ઉંચાઈ ન કરતા હોય આપણા મન કોઈ પણ વસ્તુ સાથે મળે છે એક Comfortable ખુરસી ને શાંતિ થી બેસે છે જયારે તમારી આંખો બન હોય છે ને ચિત્ર વિકસાવો જેમાં તમે સરસ ચિત્રને ધ્યાન થી સાંભરી શકો છો કેટલી બધી શક્યતાનો સ્વપ્ન ના વાસ્તવિકમાં પલટાવી એ કહેવા સ્વપ્ન તો તમે જોય લેશો કે whaite અને pich Color ની કરી છે કિનારાના ખજૂર ને લીલા વૃક્ષો

બિંગ દ્રષ્ટએ એવી કલ્પના છે જે બીજાને ન દેખાય એજ રીતે પીસો જેમકે હકીકતમાં જો આ ચિત્રને જાળવી રાખો અને એના માટે જ કરવું પડે એ કરો કોઈ પણ યાદ રાખો કે જે ચિત્ર સામે જે પાળે જોવાયેલું હશે તે ચિત્ર વધુ શક્તિશાળી હશે તે તમારી કલ્પના માં થોડું emotion નવા હોદ્દા પાર કામ કરતી વખતે જે નિત અને થતો તેના દ્વારા તમે તમારા મનને તટસ્થ કરજો ચિત્ર હોવા છતાં ચિંતા ન કરશો એ પણ શક્ય છે કે શરૂઆત ચિત્રત ન મણિ શક્યો

હા બો દિવસ પછી યાદ કર્યા ઓકે એવું તે સુ ઇમરજન્સી કામ આવી ગયું તમારે? ફ્રી જ છું મે એકદમ ફ્રી છું બોલો ને શું શીખવું છે તમારે? તમને કો ઈ સીખવી આપું

ઓકે, તો કોઈ દિવસ કોઈ ના પાસે થી અનુભવ લીધેલો ખરો? કાઇ ખબર ખરી થોડી ઘણી એના વિશે માહિતી ખરી?

અ ઓકે વાંધો નહિ, તમે કોઈ અત્યારે હાલ ક કેવા પ્રકાર નો ફોન યુઝ કરો છો? સ્માર્ટફોન? કીપેડ ફોન?

અ ઈ મોબાઈલ નંબર તમે તમારા જે સ્માર્ટફોન યુઝ કરો છો એ સ્માર્ટફોન, સીમકાર્ડ એડ કરેલું છે? સારું તો તમારે કશું કરવાની જરૂર નથી એકદમ નૉર્મલી જેમ તમ વ્હોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, એ યુઝ કરવા માટે જેમ પ્લે સ્ટોર થી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એવી જ રીતે તમારે આ ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, આમ તો નેટ બૅન્કિંગ માટે ખાસી બધી એપ્લિકેશનો અ અવેલેબલ છે